સાચી વાત છે પછી ખેચાય જવાય પૈસા કઈ રીતે ભરવા ક્યાંથી ભાર્વના ચારેય બાજુ થી ખેચાય જવા એવા ધંધા છે ની કોઈ બી

એ તો competition માં થય ગયેલું છે બધું copmetition વાળું છે, ખાલી profit કેમાં છે fast food નું ધંધા માં profit છે

એક પાણી પૂરી પલતે માં દસ રૂપિયા માં ચાર પાણીપુરી અપડે છે, પાંચ રૂપિયાની એક પૂરી અડી સુ ખબર કેમ હિસાબ લગાવે છે કેટલું profit છે એના માં હમ સાચી વાત છે હમ અપડે આવું હોઈ તો પાણીપુરી ની લારી ખોલી દેવી પડે ત્યાં અમદાવાદ માં કરીએ ના ત્યાં કરી શકીએ ત્યાં મોટી city થય જાય એટલે શરમ ની આવે

કોઈ હોઈ નય એટલે tension નય હમ પાણીપુરી, સમોસા, કચોરી, એવો ધંધો કરાય.

લ્યો ત્યારે જઈએ સમોસા, પુવા, કચોરીની લારી કરવાની

પંદર વિશ્હાઝાર માં ક્યાંક ને ક્યાંક જગ્યા મળી જાય તો એક લારી

ઘર ના બધા લાગી ગયા હોઈં તો કામ જઈએ ચાલોને સાચી વાત છે બીજું કો તબિયત પાણી કેવી છે સારી હું તબિયત પાણી સારી છે ખસી થાય તો આવે છે ખસી થય ગયેલી છે ઉધરસ આવે છે એમને

બરોબર દવા લેજો બરોબર antibiotic ને આવું હા લઈશ હા scheeme માં goverment અપેજ છે scheme માં હમ આપે છે ને આપે છે બરોબર સારું સારું ત્યારે બીજું

બસ બેઠા છીએ બેઠા છીએ

હા સમય ગાળાનો અર્થ એવાજ કાર્યના સમુદાયનો ખુબ જ મહત્વ છે ભારતમાં ઘણી બધી સમુદાય આવેલી છે આજના સમયમાં સમુદાય સાથે સમાજકારી મુજબ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે સમૂહમાં સમુદાયને ક્યાં વિશે જાણકારી હોવી આવશ્યક છે આ એકમમા સમુદાય વિષે વિગતસાર માહિતી આપવામાં આવી છે આવેલું છે તેને તેમના પોતા રહેવાની લાક્ષણિકતા પાર ચર્ચા કરવામાં આવી છે સમુદાયના ગતવો સમુદાયના બીજુ સમુદાયના પ્રકારે તેમને તેની લાક્ષણિકતા થી વળાંક છલો ભારતીય સમાજમાં મુખ્ય ત્રણ સમુદાય ગ્રામીણ કોઈ અને આદિવાસી વિશે યુટુબમાં માહિતી મેળવો

ઔદ્યોગિકરણ અને માવતીક ઘટના માં થયું ટેકનિકોને કારણે લોકોએ ઝડપ થી બદલાય રહ્યા છે આ બદલ સમુદાયના ભૌતિક તેમજ સામાજિક ભાગ્ય કરતા પ્રધાન કર્યો છે સમુદાયના સમાજ કરી શકાય છે ઘણા લોકો રહેત હોય છે એક જ વિસ્તારના વિકસાવે અને તેમના દેશો ભાસ તથા જાળમાં સંકેતિના સંવત સાથે રહેવા ને તેમના કોઈ ચોક્કસ ઉદેશ્ય હોય સંસ્થા સમુદાય ભેગા મળીને કામ કરે છે તેમના ઉદેશ્યો વ્યવસ્થિત વિકાસ કરવાનો તેમજ સ્થાપિત કરવાનું છે દાખલ તરીકે સંયુક્ત રાષ્ટ્ર સમુદાયની લાગલાગ થાય શકે છે તેમની વિચાર ધારા બદલાય સમુદાય અલગ અલગ લોકો દ્વારા આપવામાં આવે છે સામાન્ય ને કેટકલ જ્ઞાન દંડ પાર ઉભા રહી આગળ અલગ માપદંડ જેવા કે ભૌગોલિક વિસ્તાર ગ્રામ શહેર નગર જિલ્લો ભાગ્ય વગેરે ભરતીય ઘર માં જેનાથી અમરેજિયન રહેતા વ્યાપાર સીડટ સમુદાયનો સરથામાં રસ હોય ખુબજ જરૂરી છે સમુદાયની વ્યાખ્યા મોટાવો અને ઉપજ સુ છે જયારે એક નાના કે મોટા સમૂહને એક સાથે રહીને તે ઉદેશી માટે નહિ પરંતુ અને તેની બધી પરિસ્થિતિ ભવ્ય જયારે તેવા સમૂહની સમુદાય કહી શકાય બે બેટ મુજબ ભાવના જે અને તે વિશેષ સૂત્ર માં રહેતા હોય તેને સમુદાય કહેવામાં આવે છે તાબાં અને લંકિત મુજબ સમુદાય સમસ્તી પદુનિલે સામાજિક જીવન ની તેનું સંગઠન છે તે તે વિશ્વ રોળાય સંગઠન સમુદાયની વ્યાખ્યા આ રીતે કરેલી છે અમુક કાસ્ટના લોકો હશે જે કાસ્ટ ભૌગોલિક સિસ્ટનમાં રહેલ સભ્યતામાં સહન ની સહનભુતિ વિભાજનો ને નીવયને remove કરે તેના સમય તથા સમુદાય વિકસાવેલા સબંધના આધારે સામાજિક મહાસમાં ગોઠવાય

ચૂપ કરીકે તેમને ઓળાંગને લઈને શાંતિથી બેસાડે છે તેમના સામાન્ય ગજુવાતોમાં સ્થાન લેય છે અને તેને મેળામાં ગતિબજ થતી હોય છે સમુદાયના પ્રકારો ભૌગોલિક વિસ્તાન અને રાસાયણિક તેમ અનુક લાક્ષણિકતા ધ્યાન માં રાખીને મુંડન ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે ગ્રામ સમુદાય

કદમાં વિસાને મણિ ગ્રામ્ય સમુદાયને ભૌગોલિક રીતે ની દ્રષ્ટિ એ જોવામાં આવે તો શેહરી વિસ્તાર કરતા કદમાં નાના હોય છે એસી વસ્તી ભૌગોલિક વિસ્તારમા નાના હોવાના તેને પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને કારણે વસનારા લોકોની સંખ્યા ઓછી હોય છે પ્રાથમિક સમાનતા નું મહત્વ ગ્રામ્ય વિસ્તારમાં કાળની દ્રષ્ટિએ નાના હોય છે તેથી તે એકબીજાને જાડા હોવાથી તેમની વચ્ચે સબંધ તકાય છે અને સંબંધમાં

પારીભાવના તેમજ આગ્રહ રાખતા હોય છે ગ્રામ્ય લોકો સાથે કુદરતી સંસાધનમાં ગીતાજીમાં હોય છે તે પ્રેસીકરણ મૂળભૂતમાં માટે ભરાવે છે તેઓની વ્યવસ્થાપના કુદરત હોય છે તેથી તેઓ પ્રકૃતિને આધીન હોય છે તેથી તેઓ પ્રકૃતિ પાર વધુ નિર્ભર હોય છે નીચે લેવાતા ક્ષેત્રો તેમના નીચે જેવાકો ખેતીઓ છે તેમાં મુખ્યત્વે ખેતી પાર અને પરાજિતનું કરતા હોય છે અને પોતાનું જીવન જીવવા કલાવે છે એક માત્ર નિવચાર ગામમાં લોકોની વસ્તી હોવાથી તેમને તે એકબીજાને ને ઓળખતા હોવાથી પોતાને વાત કરતા બીજાને વાળું માટે આપે છે તેમનામાં વ્યાકસિત કોઈ સેન્ય તેવી વિકસે ભાવના ગજર હોય છે પરી બેનું શિક્ષણ ઓધાર નામના ત્યાગનું સુવિધાન હોવાનું કલ જનક તેઓને પ્રાથમિક વ્યવસે ખેતી એવા શિક્ષાનો વ્યાપાર ઘનતા ન હોવાને કારણે જ્ઞાની સમુદાય ગરીબી અને શિક્ષણ વધારે જોવા મળે છે આત્મનિર્ભરતા ગ્રામ્ય ના લોકો ને પોતાની જરૂરિયાતો પ્રમાણમાં ઓછી હોય છે તેમજ તે સારુવાતની ઉત્પાદન કરે છે પરિણામે તે આત્મનિર્ભર હોય છે તેની છત્રીય ગ્રામ્ય સમુદાય તેના વધુ ની મુહાવરો ગણાય છે પરિવારના બધા સભ્યો પોતાનું સન્દન અનુસાર પોતાનું કામ કરે છે કોઈ સમુદાય

મોટા ભાગના રહીશો ખેતી વળી સિવાયના જમવામાં રહી ગયેલા હોય છે કોઈ સમુદાયના લક્ષણ સામાજિક જીવનની વિવિધ જેનું બહુ મોટું વિસ્તારમાં અલગ અલગ ભાગમાં કાર્ય કરવાની કરે છે

જોવા મળે છે સામાન્ય રીતે સામાજિક આર્થિક અને સાન્સકેટીક સમાનતા જોવા મળતી નથી સામાજિક અને જોતા લગનની વ્યક્તિમાં વિવિધ પના નને લીધે કોઈ જીવનો તેનો મતલબ એ નથી કે

નિયમતા શહેરી જમીનની વિવિધતાને કારણે તેમને વ્યવસાય કામને તને ખુબ જ વ્યસ્ત છે તેમ પ્રચાર કરે છે તે તેમના વાદચ વવખત સવાર થી સાંજ સુધી અથવા તો કામ ના લીધે બહાર જ સમય પસાર કરે છે તેથી તેમના પાર કુટુંબ નિયંત્રણ ગુણ બની જાય છે તેઓ ગુણ નિયંત્રણ એટલેકે કાયદાના નિયમ પ્રમાણે મને તે મુજબ વર્તન કરે છે

પરિવર્તન તેમજ પરિવર્તનો જણાય છે કોઈ જનો માં સફળતા કરી છે

વરાછાના ધ્યાનમાં રાખીને અલગ અલગ કાપવામાં આવેલા છે સ્વૈચ્છિક ઉદ્દેશેકે મારથી કામ થતું હોય છે તેથી નગર વાશીઓ તથા આવુનમાં રાખીને અલગ અલગ પશ્ચિમ બંગલાની સભ્યદાર સ્વીકારે છે તેના દરની સાથે જોડાયેલા છે કોઈ જાણો ગ્રામ્ય જીવનની જેમ સાદગીના લેતા તે સમાજમાં પોતાના બતાવ માટે કયારેક દેખાડો કરતા હોય છે શહેરી જાણો પોતાની પ્રતિસ્થા બનાવ માટે દેખાડો કરે છે તેમ તેઓ બદલાવ ને કરતા નથી લાગે છે કે આમ કરવાથી અલગ અલગ રીતે સમાજમાં દેખાડો કરતા હોય છે અને તમે business પણ તમે show કરો છો એ વિશ્વને માહિતી એક થી બે લાઈનમાં મુકજો હવે થોડુંક બીજું home work કરવાનું છે મેં હો વેબસાઈટના નામ આપું છું એના પરથી તમે

pics away હવે તમે free માં photograph લઈ શકો છો હવે ધારો કે તમારો business છે યોગા નો છે

ચલો કોઈ randomly કોઈ photo select કરીએ આ photo એક સારો લાગે છે હવે download download તમે કરી શકો છો તમે જેટલા બસ પણ ચાર કે પાંચ સારા એવા photo તમે select કરી શકો છો હવે એના પરથી તમે photo collect કરો તમારી ફાઈલમાં કરો અને તેના પછી તમારો content ready થસે તો વેબસાઈટ બે વસ્તુથી બને છે એક તો સામે શું તમે લખો છો અને તમારા photo બંને વસ્તુ અત્યંત ઉપાત્વની છે તમે શું લખો છો કે તમારે જે તમારી તમારે વેબસાઈટ પર આવશે એ જોશે એ વાંચશે એક કે બે ચાર હોય અને ની સારામાં સારો content લખ્યું હોય પણ જો સારા ફોટા ની પડે તો એ નહીં ચાલે તો વસ્તુ મહત્વની છે તો સારામાં સારા ફોટા સારામાં સારા photographer એ લોકો એમના ફોટા મૂકે છે જો તમે ફોટા જો તમારે donate કરવા હોય તો તમારે donate નું option હોય છે.

Building construction ની કશાકમાં કામ કરો છો okay તો તમે અમ building છો okay તમે આમાંથી કોઈપણ ફોટા લઈ શકો છો building a player માથી અને તમને જે ફોટા યોગ્ય લાગે એ ફોટા લઈ શકો છો તમે ધારો કે કોઈ અ અ વિચારો તમે કોઈ service આપો છો તમે trainer છો તમે તમારી વેબસાઈટ બનાવી છે તમારે પાસે ચાર પાંચ છે અને તમે આજુબાજુના ઘરોને કરો છો એના ફોટા પણ તમારા પાસે આવી જશે બરાબર તમે પાંચ એક લોકોને ભેગા તમારી team બનાવતા હો અને તમે આજુબાજુમાં service provide કરતા હો તો અહીંયા એ પણ ફોટા તમે જઈએ અને અને બીજી એને જેની નીચે ચાલે

okay આપણી same છે તમે કોઈપણ ફોટો કોઈપણ વસ્તુ તમે બનાવવા માંગતા હો તો તમે આના પ્રતિ બનાવી શકો છો હવે આની બીજી એક સરસ વાતો શીખવાની છે logo કઈ રીતે બનાવવાનો તમારો કોમ્પ્યુટર logo હોવો જરૂરી છે તમ logo તમે જાતે બનાવી શકો છો બે કે ત્રણ software ના easy નામ આપો છો એક logo LAKR છે maker નથી આમાં એક આ છે અને તમે કલવા પરથી ભી logo લઈ શકો છો link બહુ જ સારી વેબસાઈટ છે અને તમે free મા logo બનાવી શકો છો બેમાંથી કોઈ એક પણ charge લેતું નથી માં છે canva માં premium version છો પણ તમારે premium version લેવાની જરૂર નથી તો તમે કરો આપણે અત્યારે કાલવામાં છે હવે આમાંથી તમે કોઈપણ કરી શકો છો મેં મારી જાત અમુ તને શીખવાડું છું એક ધારો કે બનાવી લઈએ તો ની તો આપ અત્યારે learn કરીએ છીએ અત્યારે કંઈક તો learning ઉપર કંઈક logo જો મને કંઈક સારું મળી જતો હોય તો અલગ અલગ category આપી છે education for education પર કોઈ logo જો કંઈક હોય તો હમ હું લઈશ કેમ અને કોઈપણ લઈ શકો છો અ સૌથી અઘરું જોઉં છું ચલો આ લઈ લો premium version છે એટલે જો તમે free શોધતા હો તો આગળ પર click કરો એટલે ખાલી તમને free જ આપશે એટલે તમને જે સારો ગમ્યો હોય તો તમે premium version લઈ શકો છો હવે આમાંથી

હવે તમારે જે લખવું હોય એ લખી શકો છો okay અને હું અહીંયા લખી લઉં છું pen trey જ્યારે એટલે એટલે કદાચ આપણે ઝાડ વરસાઈએ છીએ કેમકે એટલો આપણે કાગડા છાપી છાપીને લોકો ને નથી કરતા તો with site with મનન okay અમ થોડુંક નામ જેવું નાનું રાખીએ અમ નામ આપીશ wwm paptites manan બરાબર છે ને હવે આ logo થઈ ગયો છે હવે logo નું formate હંમેશા PNG formate હોય છે તો તમારે PNG formate જોઈશે તો અહીંયા આગળ તમે આવશો પૂછશે એટલે તમને option પૂછશે કે તમારે કઈ loyaltyPNG formate આવે છે PNG formate તમે ડાઉનલોડ કરી શકો છો okay આ એક કઈ રીતે બનાવવાનો ખબર પડી ગઈ હવે logo maker થોડું complicated છે તો આપણે logo maker સહેજ જોયું નહિ start for a design આમાં થોડો તમારો સમય જશે તમે logo બનાવ્યો અને તમે logo બનાવવાનો પણ વ્યવસાય કરી શકો છો logo બનાવવાના લોકો ચાલીસ થી પચાસ ડોલર લે છે સામાન્ય જે શરૂઆત હોય મોટી કંપનીઓ હવે તમારામાં કોઈ creativity હોય તો તમે logo maker બની શકો છો અને સરસ logo બનાવી શકો છો હું સારા logo નથી બનાવતો એટલે મારી દિમાગમાં graphic designer છે logo બનાવવાનું કામ કરે છે હજુ તમને સારા logo બનાવતા આવડતા હોય તો પણ તમે લોકો એવી રીતે બનાઈ સકો છો હવે ધરોકે અ education ઉપપર મારા spelling માં હજુ ગ્રામર ચાલે છે એટલે હું ગુજરાતી માં tiktok બનાવ છું અ કોઈ ને કોઈ color કોઈ logo માં દેખાતો નથી પણ અપડે કોઈ પણ logo ને colorfull બનાઈ સકો છો પણ અપડે કોઈ સદા logo પર જઇયે તમારે shape જોઇયે છે multicolor જોઇયે છે light જોઇયે છે ચલ અપડે ચલ અપડે આઇયાહ સામાન્ય થી start કર્યે કે તમે મને આ કલર નો logo જોઈસે હવે દરેક કલર ની નંબર હોય છે આ નંબર તમારે નોટે કરવાનો છે તમે જે પણ color કરતાં હો તો એલોકો નો color કલર આપણે આ વેબસાઇટ માં આલગ આલગ જાગીય આ use કરી સાકીએ ચાર નંબર હોય છે તો નંબર નહીં હોય તો એના થી ભડતો કલર આવસે હવે સહમે ગમેતે color આય જસે મજા નહીં આવે એ એક વાર તમે logo બનાઈ ડો એક વાર પાછું હું color નોટે કરી લવ એટ્લે વેબસાઇટ પર દરેક જાગીય એ titles પણ અમે use કરી સાકીએ હવે મારે બીજું કઈક લખવું છે અ હવે white બરાબર ચોથા નંબર એ આઇયાહ મૂકી દીધું તમે આનો color અ કડો કલર કયો હતો આ હતો બરાબર હવે મારે

copy okay same color થયો તમારે સામે color છે કદાચ થોડો એનાથી એવો છે same color okay થોડોક light છે હું બીજો purple કલર use કરી સકું છું pink brink અ black લેવાનો alternate તમે બાજુ માં આય જાવ અ black થઈ જસે હવે તમે આ રીત છે એને તમે આમ ભી મૂકી સકો આમ ભી મૂકી સકો તમારે જેમ ગોળ ફેરવું હોય એમ ફેરવી સકો છો એ તમારે જ્યાં ઉપર મુક્વુ હોય તો ઉપર નીચે મૂકવું હોય તો નીચે અને આમ મૂકવું હોય તો આમ જેમ મૂકવું હોય તેમ મૂકી સકો છો okay આ થઈ ગયું ધરોકે તમે તમે થોડા સમય પ્રકાર કરજો logo maker ના તો તમે જોજો અને આના પછી ના માં idea આય જસે કે logo કઈ રીતે બનવાનો તારા તારા logo તમે free માં logo બનાઈ સકસો okay customize shopy ની sign દેખાઈ પેહલા નવા young લોકો ના વસ્તુ ખબર નૈ પણ આ shoppy ની sign છે અને save my logo

Download okay download resolution okay આપણે resolution filedownload કરીએ છીએ તો તમારે તો તમારે પૈસા આપવા પડશે આ થઈ ગયો મારો logo download આ logo એકવાર download થઈ જાય પછી જતા ના રહેતા આખા logo ને એકવાર white માં બનાવી દેજો નો white નો portion add થશે

accept કોઈક તમારો મેલ ક્યાય આપવાનો નથી અને તમારા બે logo આવી ગયા તમે બે logo તમે કરી દો okay તો ફટાફટ આપણે આજે આપણે શીખી ગયા call domain costing

આ સક્ષમતાને કારણે વિવિધ વનસ્પતિ જેઓનું નિર્માણ થાય છે. આ સક્ષમતાને કારણે વિવિધ વનસ્પતિ જેઓનું નિર્માણ થાય છે. એકકીય અને દ્વિકીય એકકીય વનસ્પતિ જે સંવિભાજ્ન દ્વારા જન્યુઓ જન્યુઓ ઉત્પન્ન કરે છે.

એકકીય એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે.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 બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુઓ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુઓ, ફરી પાછા સમ સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે.

અવસ્થા વચ્ચે એકાંત એકાંતરજનન થાય છે. આ જ રીતે, વિવિધ વનસ્પતિઓ નિર્માણ પામે છે. બીજાણુજનક પેઢી ફક્ત એકકોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. તે મુક્તજીવી બીજાણુજનક નથી. ફલિતાંડમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજિત થઈ અને જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી, પ્રકાશસંશ્લેષી

આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહે છે. વોલ્વોક્સ, વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી ઘણી લીલ અને ફ્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેમના જીવનચક્રની આવી ભાત રજૂ કરે છે. તેનાથી ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક

આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર કહે છે. બધી બીજધારી દાખલ તરીકે અનાવૃત્ત કે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ આ ભાતને અનુસરે છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ પ્રદર્શિત કરે છે બંને તબક્કાઓ બહુકોષીય છે. તેમ છતાં, તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે.

નિર્ભર કરતી ટૂંકજીવી, બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેષી, વાહક વાહકપેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષીય, મૃતોપજીવી સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. આવી ભાત એક-દ્વિવિધ જીવન જીવનચક્ર તરીકે ઓળખાય છે. બધી જ ત્રીઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. રસપ્રદ રીતે, જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ચલાવે છે. તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ જે એક-દ્વવિધ જીવનચક્ર ધરાવે છે. અપવાદરૂપ ફયુક્સ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. તેમાં ની કેટલી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત્ત બીજધારીઓ અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત છે.

રંજકદ્રવ્યોના પ્રકાર અને સંગ્રહિત ખોરાકના પ્રકારને આધારે લીલને ક્લોરોફાયસી, ફીઓફાયસી અને રોડોફાયસી નામ નામ પ્રમાણેના ત્રણ મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વનસ્પતિક પ્રજનન, જુદા જુદા પ્રકારનાં બીજાણુઓના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે કે જે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. દ્વિઅંગીઓ એવી વનસ્પતિઓ કે જેઓ જમીન પર જીવન ગુજારી શકે છે પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત છે. લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન, જુદા જુદા પ્રકારનાં બીજાણુઓના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે કે જે સમજન્યુક, વિષમજન્યુક કે

આ અંગો સારી રીતે વિભેદિત વાહકપેશીઓ ધરાવે છે. બીજાણુજનક બીજાણુંધાની ધારણ કરે છે કે જે બીજાણુઓનું નિર્માણ કરે છે. બીજાણુઓ અંકુરિત થઈ જન્યુજનક નિર્માણ કરે છે કે જેને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગાની જરૂર છે. જન્યુજનક એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવાય છે. નરજન્યુઓને સ્ત્રીજન્યુધાની સુધી સ્થાનફેર થવા માટે પાણી જરૂરી છે કે જ્યાં ફલિતાંડનું નિર્માણ થાય છે. બીજાણુજનકનું નિર્માણ કરે છે. અનાવૃત્ત બીજધારીઓ એવી વનસ્પતિઓ છે કે જેના અંડકો એ કોઈ પણ બીજાશય દીવાલ વડે આવૃત્ત નથી. ફલન પછીથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી અને આથી જ આ વનસ્પતિઓ નગ્ન ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિઓ કહેવાય છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ લઘુબીજાણુઓ અને મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે કે જેઓ બીજાણુપર્ણો પર ઉદ્ભવતી લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. બીજાણુપર્ણો લઘુબીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાઈને અનુક્રમે નર અને માદા શંકુઓનું નિર્માણ કરે છે.